બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલ નેવિગેશન કૅમેરા વ્યુ વિશે છે
આપણે બ્લેન્ડર 259 માં કેમેરા કેવી રીતે નેવિગેટ કરવું તે શીખીશું
આ ટ્યુટોરીયલ જોયા બાદ આપણે શીખીશું કે નવું કેમેરા વ્યુ મેળવવા માટે કેમેરાનું સ્થાન કેવી રીતે બદલવું
કેમેરા વ્યુને કેવી રીતે રોલ કરવું ફેરવવું ડોલી અને ટ્રેક કરવું અને ફ્લાય મોડનો ઉપયોગ કરીને નવું કેમેરા વ્યુ કેવી રીતે પસંદ કરવું
હું ધારું છું કે તમને પહેલેથી જ ખબર છે કે તમારી સિસ્ટમ પર બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત કરવું
જો ન તો બ્લેન્ડર સંસ્થાપિત કરવા પરના અમારા પહેલાંના ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો
મૂળભૂત રીતે જયારે બ્લેન્ડર ખુલે છે તો 3ડી વ્યૂ એ યુઝર પર્સ્પેક્ટિવ વ્યૂ માં હોય છે
હવે ચાલો કેમેરા વ્યુ ઉપર સ્વીચ કરીએ
3ડી પેનલના તળિયે ડાબે ખૂણે વ્યૂ ટેબ ઉપર જાઓ
મેનુ માંથી કેમેરા ઉપર ડાબું ક્લિક કરો
કીબોર્ડ શૉર્ટકટ માટે નમપૅડ 0 દબાવો
જો તમે લેપટોપ વાપરી રહ્યા છો તો તમે નમપૅડ તરીકે તમારા નંબર કીઓનું અનુકરણ કરવાની જરૂર છે
નમપૅડનું અનુકરણ કેવી રીતે એ શીખવા માટે યુઝર પ્રેફરન્સ પરનું ટ્યુટોરીયલ જુઓ
આ કેમેરા વ્યૂ છે
ડોટેડ બોક્સ સક્રિય કેમેરાનું વ્યુ ફિલ્ડ છે
ડોટેડ બોક્સની અંદરના બધા ઓબ્જેક્ટો રેન્ડર કરવામાં આવશે
રેન્ડર સેટિંગ્સ પાછળના ટ્યુટોરીયલ માં શીખવવામાં આવશે
બ્લેન્ડર તમને તમારા વર્તમાન વ્યુ પોઈન્ટને મેચ કરવા માટે સક્રિય કેમેરાને સ્થાન ઉપર બેસાડવા માટે અને દિશા આપવા માટેની પરવાનગી આપે છે
ચાલો જોઈએ તે કેવી રીતે કરવું
પર્સ્પેક્ટિવ વ્યુ ઉપર પાછા જવા માટે નમપૅડ શૂન્ય ડબાઓ
તમે જોશો કે કેમેરા વ્યુમાં જવા માટે અને નીકળવા માટે શોર્ટકટ નમપૅડ શૂન્ય ટૉગલ છે
માઉસ વ્હીલ અથવા એમએમબી પકડી રાખો અને તમે જ્યાં કેમેરા મૂકવા ઈચ્છો છો તે સ્થાન ઉપર વ્યુ રોટેટ કરવા માટે માઉસ ખસેડો
મેં આ સ્થાન પસંદ કર્યું છે
કન્ટ્રોલ Alt અને નમપૅડ શૂન્ય ડબાઓ
કેમેરો નવા સ્થાન પર ખસે છે
3ડી વ્યુ એ જ સમયે કેમેરા વ્યુમાં બદલાય છે
બ્લેન્ડર તમને કેમેરા ઉપર થોડી નેવિગેશનલ ક્રિયાઓ જેવી કે રોલિંગ પેનીંગ ટ્રેકિંગ વગેરે કરવા માટેની પરવાનગી આપે છે
હવે આપણે આ જોઈશું
કૅમેરા પસંદ કરવા માટે ડોટેડ બોક્સ પર જમણું ક્લિક કરો
અહીંથી તમે બીજા ઓબ્જેક્ટ પ્રમાણે કેમેરાને પણ મેનીપ્યુલેટ કરી શકો છો
યાદ રાખો કે આ ક્રિયાઓ કરવા માટે તમારે કેમેરા વ્યુમાં હોવું જરૂરી છે
પ્રથમ ક્રિયા આપણે જોશું કેમેરા વ્યુને રોલ કરવું
ઓબ્જેક્ટ રોટેશન મોડમાં દાખલ થવા માટે તમારા કીબોર્ડ પર આર ડબાઓ
હવે તમારું માઉસ ડાબે થી જમણું અને ઉપરથી નીચેની તરફ ખસેડો
મૂળભૂત રીતે કેમેરાને તેના લોકલ Z અક્ષમાં રોટેટ કરે છે એનો અર્થ છે અક્ષોની ચારે બાજુ જે કેમેરા વ્યુની અંદર અથવા બહાર આવે છે
ક્રિયા રદ કરવા માટે સ્ક્રીન પર જમણું ક્લિક કરો અથવા કીબોર્ડ પર Esc ડબાઓ
આ તમને અગાઉના કેમેરા વ્યુ પર પાછું લઇ જશે
હવે આગામી ક્રિયા આપણે કેમેરા વ્યુ પેન કરવાનું જોશું
પેનીંગ 2 દિશાઓમાં છે ડાબેથી જમણે અથવા ઉપરથી નીચે
ઓબ્જેક્ટ રોટેશન મોડમાં દાખલ થવા માટે આર દબાવો
બે વખત એક્સ ડબાઓ
પ્રથમ એક્સ રોટેશનને ગ્લોબલ એક્સ અક્ષ માટે લોક કરે છે
બીજું એક્સ રોટેશનને લોકલ એક્સ અક્ષ માટે લોક કરે છે
આપણે આવનાર ટ્યુટોરિયલ્સ માં ગ્લોબલ અને લોકલ ટ્રાન્સફોર્મ અક્ષો માટે વિગતવાર શીખીશું
હવે માઉસ ઉપર અને નીચે ખસેડો
કેમેરા વ્યુ નીચે અને ઉપર પેન થાય છે હવે ય ને બે વાર દબાવો
પ્રથમ ય રોટેશનને ગ્લોબલ ય અક્ષ ઉપર લોક કરે છે
બીજું ય રોટેશનને લોકલ ય અક્ષ ઉપર લોક કરે છે
હવે માઉસ ડાબેથી જમણી તરફ ખસેડો
કેમેરા વ્યુ ડાબેથી જમણી તરફ અને ઉલટાક્રમમાં પેન થાય છે
કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો
આગળ આપણે કેમેરાને ડોલી કરીશું
આ કરવા માટે બે માર્ગો છે
પ્રથમ કેમેરા પકડવા માટે જી દબાવો
માઉસ વ્હીલ અથવા એમએમબી પકડી રાખો અને માઉસ ઉપર અને નીચે ખસેડો

બીજી રીતે તમે તેની લોકલ ઝ અક્ષ સાથે કેમેરા ખસેડી શકો છો
જી ડબાઓ
પછી લોકલ ઝ અક્ષ સાથે કેમેરા લોક કરવા માટે બે વખત ઝ ડબાઓ
હવે માઉસ ઉપર અને નીચે ખસેડવું સમાન જ અસર આપે છે
કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો
કેમેરાને ડાબે થી જમણે અથવા ઉપર અને નીચે ટ્રેક કરવાનો અર્થ છે કે તેને લોકલ એક્સ અથવા ય અક્ષ ઉપર ફેરવવું
જી ડબાઓ
એક્સ બે વાર ડબાઓ અને માઉસ ડાબેથી જમણી તરફ ખસેડો
કેમેરા વ્યુ ડાબેથી જમણી તરફ અને ઉલટાક્રમમાં ટ્રેક થાય છે
હવે બે વખત ય દબાવો અને માઉસને ઉપર અને નીચે ખસેડો
કેમેરા વ્યુ ઉપર અને નીચે ટ્રેક થાય છે
કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો
બ્લેન્ડર કેમેરા માટે ફ્લાય મોડ પણ આપે છે
ફ્લાય મોડમાં દાખલ થવા માટે Shift અને ફ દબાવો
હવે તમે કેમેરા વ્યુ ત્રણ રીતે ખસેડી શકો છો
પ્રથમ કીબોર્ડ પર શોર્ટકટ કીઓનો ઉપયોગ કરીને
ઝૂમ ઇન કરવા માટે કીબોર્ડ પર વો દબાવો ઝૂમ આઉટ કરવા માટે એસ ડબાઓ
ડાબી તરફ ખસેડવા માટે એ દબાવો
જમણી તરફ ખસેડવા માટે ડી દબાવો
કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો
બીજી પદ્ધતિ છે કૅમેરા વ્યુને ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરવા માટે ફ્લાય મોડમાં માઉસ વ્હીલ અથવા સ્ક્રોલ નો ઉપયોગ કરીને
ફ્લાય મોડમાં દાખલ થવા માટે Shift અને ફ દબાવો
ઝૂમ ઇન કરવા માટે માઉસ વ્હીલ ઉપર સ્ક્રોલ કરો
શૉર્ટકટ માટે નમપૅડ દબાવો
ઝૂમ આઉટ કરવા માટે માઉસ વ્હીલ નીચે સ્ક્રોલ કરો
શૉર્ટકટ માટે નમપૅડ દબાવો
કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો
કેમરા વ્યુને ડાબેથી જમણી તરફ અને ઉલટું ફેરવવા માટે છેલ્લી પ્ધતિ ફ્લાઈ મોડમાં સ્ક્રોલ કરી અથવા માઉસ વ્હીલ વાપરવું છે
ફ્લાય મોડમાં દાખલ થવા માટે Shift અને ફ દબાવો
ડી ડબાઓ અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો
કેમેરા વ્યુ ડાબેથી જમણી તરફ અને ઉલટાક્રમમાં ખસે છે

કેમેરા વ્યુ લોક કરવા સ્ક્રીન પર ડાબું ક્લિક કરો
હવે આ તમારૂ નવું કેમેરા વ્યુ છે
અહીં નેવિગેશન કેમેરા વ્યુ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
હવે એક નવી ફાઇલમાં કેમેરા અમે કેમેરા વ્યુનું સ્થાન બદલો તમારા કેમેરાને રોલ પેન ડોલી અને ટ્રેક કરો અને નવું કેમેરા વ્યુ પસંદ કરવા માટે ફ્લાય મોડનો ઉપયોગ કરો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
જોડાવા બદ્દલ આભાર